બસ ના જે કાકા હતા એ પણ મસ્ત હતા. અમે એમની સાથે જ બેઠા હતા નહી વિશાલ cabin મા જ બેઠા હતા નહિ અમે

તો એમની સાથે પણ મારે સારી વાતચીત થતી હતી એ પણ મારી સાથે સારી સાચવીક આ વાતચીત કરતા હતા.

ચોટીલા વાતો કરતાં કરતાં ગયા ચોટીલા જઈને અમે ત્રણ friend બેઠા ચાર વાગે ત્રણ વાગે તો અમને ત્યા ઉતારી દીધા અહિયા થી અમે લગભગ અગ્યાર વાગે બેઠા હતા રાહિલ

અને ત્યાં ગાડી અને ત્રણ વાગે તો ઉતારી દીધા. ચોટીલા પછી ત્યાં જઈ ને અમે ચાર વાગે. મંદિર છ વાગે ખોલવા નું હતુ અમે ત્યાં જઈ ને બેઠા ત્રણ વાગે ઉતરી ગયા. આમ રાહિલ આમ પછી

દુકાનો પણ નથી ખુલી આપણે ગયા હતા જ્યારે હા બસ સબ બાર બોકડા પર બેહી રહ્યા હતા પોન જાગતા હતા હા ત્રણ વાગે બધી public તો આઈ ગઈ હતી બધા લોકો ઘણા બધા આવી ગયા હતા અમે તો ઉગ્યા હતા ત્રણ જણા વાતો કરતા હતા જોર જોર થી આજુબાજુ વાળા અમને જોતા હતા

હા અને તુ જોયુ હતુ આપણે બસ વાળુ કંડકટર કેટલુ driver કેટલુ જોરદાર હતો નહી કેટલી ગાડી સ્થિર ચલાવતો હતો બસ નહી એવી મજા આવી હતી ને એક્સો વીસ એક્સો વીસ બસ ચલાવતો હતો

હા આપણે જેમ આપણે જેમ એકટિવા ચલાઈએ ને side નથી કાપતા બધા ની? એવીરીતે એ લોકો એકબીજાઅ ની બસ ની side કાપે અને આપણે જોઈને મજા આવી જાય કે આમ મજા આવી એમહવે ને ત્યાં ગાડી થોડી તકલીફ પડી જાય કેમ કે પેલા નાના એવું નઈ પેલા નાના ત્યાં તો વજન પણ ઓછું હતું એટલે ફટાફટ ચડી જતા હાઇટ નાની હતી ત્યારે વજન પણ વધી ગઈ છે. મારું અત્યારે એવું છે એટલે પાછા છે મારું.

તો હુ વિશાલ અને મારો ભાઈ ત્રણ જણ ઉપર ચડવા લાગ્યા ઉપર ચડતા ચડતા મને તો બહુ થાક લાગી તો કેમકે એકદમ સીધા પગથીયા આવે ને

મારું સીત્તેર અત્યારે sixty five છે એટલે પાસટ છે મારું અત્યારે વજન

આ વિજય એટલો થાકી ગયો હતો એટલો થાકી ગયો હતો ને કે વચ્ચે વચ્ચે ઉભો રાખે અમને કહે ઉભા રહો ને બે સીડી ચડે ને ઉભા રહો બે સીડી ચડે ને ઉભા રહો અમે એટલો કંટાલો આવી ગયો હતો ને કે મને તો હુ કીધુ ભાઈ યાર શુ ચડી જ ના શકે ચડે ઉભા રહો ચડે ઉભા રહો થેટ ઉપર ચોટે ચડતા ચડતા તો એને તો અને થાકી જવાય ને યાર હવે પહેલા જેવુ ખાવાનુ પેલા જેવું ના હોય ને ભાઈ તમારે stamina સારુ છે તો તમને થાક લાગ્યો પણ અમને તો થાક લાગી ગયો હતો એમ ચક્કર આવી ગયા હતા એમ

એ તો એતો મને થોડી ના આવ્યા હતા એ તો મારા ભાઈ ને ચક્કર તો આવ્યા હતા

હા મે કીધુ ચક્કર આવે છે પાની બાની આપ

અમે ચોટીલા ગયા ત્યારે બહુ મજા આવી નાહી અમે

આપણે અને ના ભુલી જવાય નખર એ એ તો કાળો તો યાર આપણો ખાસ friend હોય યાર

હા એને ભી બહુ મજા આઈ એ ભી બહુ યાર થાકી જતો હતો યાર

થાકી ગયો હતો પણ એટલો બધો નહી આમ મજા આવતી હતી પણ અમારા જેટલો નથી થાક્યો એ એમ તમે બે જણા જલ્દી ચડી ગયા હતા આખો કે શુ બાગ ને બાગ કેવુ હતો ને video ના બતાવે video ભી બનાવે ડબલ ડબલ અને પેલો પેલો video આપણો જોરદાર આવ્યો હતો નહી આપણે starting થી જે બસ માં બેઠા હતા આપણે પહેલે થી અને છેલ્લે સુધી પેલા ગાડી વાળા uncle હતા. એમના સુધી video બનાવી બહુ મસ્ત video બનાવી સારો હતો એ video પણ

કઈ પણ ફરવા જવાની મજા આવી જશે. આમે આમ આપણે આપણા ઘર વાડા જોડે ફરવા જઈએ અને ભાઈબંદો જોડે ફરવા જઈએ એમા આખી મજા અલગ જ હોય.

કે કાલે તુ આ લઈને આવજે તુ આ નાસ્તો લઈને આવજે તુ આ લઈને આવજે ઘણે time અમે rises મા ભી કરતા school મા કે ભેળ નો અમે program બનાવીએ આગળા દિવસે એક ને કહિએ કે ભાઈ તુ મમરા લઈને આવજે એક ને કહિએ તુ સેવ લઈને આવજે એક ને કહિએ તુ સોસ લઈને આવજે એક ને કહિએ તુ ડુંગરી લઈને આવજે એક ને કહિએ કે તુ ટમાટર લઈને આવજે એક ને કહિએ કે તુ ચક્કુ લઈને આવજે તે રીતે બધા બેસી ભાઈ હુતો પર લઈ જતો હતો. તો પેપર લઈ ને બેસીએ round કરી ને બધા ભાઈબંધો. અને પછી જે મમરા લાવે એ મમરા ટલવે સેવ લાવે સેવ ટલવે પછી ટમાટર કાપીએ ને ડુંગરી કાપીએ ને સોસ નાખી પછી હલાઈ પછી પાંચ છ ચમચી લાયા હોય બધા અને પાંચ છ જણા મસ્ત પછી ખાઈએ બધા જોતા હોય પહેલા નુ enjoyment જ આખુ અલગ હતુ. એ બહુ જ સરસ દિવસ હતા યાર એ ખાવાનુ અત્યારે ભી યાદ આવે કેવુ ઈચ્છા થાય કરન હા સાચી વાત છે અરે હુ વાત એક વાત કહુ આપણે બધા ફરવા જઈએ બધા બધા એક સાથે જોબ પર થી friend circle બધાં જ જઈએ આપણે યાર?

મારે કહેવાનુ આપણે પણ રાહિલ નુ ભી નુ થોડુ વિચારવુ પડશે રાહિલ્યા હા તો આપણે રાહિલે પુછી જોઈએ ને રાહિલે તારે ક્યા જવુ છે બોલ આપણે તુ કહે ત્યા આપણે બધા જઈશુ.

દિલ્લી માતા મસ્જિદ ભી સારી છે એકમ ભી જવાય આપણે જઈએ દિલ્લી છે મુબંઈ છે પછી mount આબુ છે ગોવા છે પણ એક જગ્યા એ આપણે ઘણીબધી જગ્યા એ તો નહી જઈ સકીશુ ને આપણે કરીએ છે ને કોઈ એક અરે બધા થી વાત કરીએ બધા જઈએ આપણે હારી જગ્યા જઈએ જો અત્યારે ફરવા લાયક બે નવી વસ્તુ આવી રહી છે સાંરગપુર મા અને એક છે ભાઈ કેદારનાથ રાહિલ ભાઈ શુ કહો છો તમે

પણ અત્યારે આપણે દ્વારકા બાજુ તો ના જઈ શકીએ. તમે સાંભળયુ હશે અત્યારે એક વાવાઝોડું આવે છે

તમે સાંભળયુ હશે અત્યારે news મા જલ્દી આવશે.

બટ એક વાવાઝોડું છે એનાથી આખું દ્વારકા નું મોસમ change થઈ ગયો છે. ભારે પવન ફૂકાયો છે એટલે ત્યાં આગળી પોલીસ બંદોબસ્ત ઉભો કરી દીધુ છે અને કોઈ ને દરિયાકીનારે જવા દેતા નથી. bord મારી દીધા છે કે સ્નાન કરવાની દરિયા મનાય છે કે માછીમારો ને પણ દરિયો ખેડવા જવા નથી દેતા. અત્યાર તો કેદારનાથ મા ભી એવુ ચાલી રહ્યો છે કેદારનાથ મા ભી બહુ બરફ઼ અને વરસાદ પડી રહ્યો છે એટલો બધુ પ્રસ્થાપીત થાય પહાડ પર થી પાઈપ જાય છે એટલે બંધા બંધ થઈ ગયા વરસાદ અને play ના કારણે વરસાદ અને

એટલે ના જઈ શકીએ કેમેકે કોઈપણ time કઈપણ થઈ શકે છે ત્યા અગાડી બરફ પડી શકે છે

હા સાચી વાત છે મોસમ ની ખબર જ નથી પડતી. તમે બન્ને ક્યા હતા? વિજયભાઈ અવે મે જોવા અમે જોઈ રહ્યા હતા હવે આઈ પી એલ ચાલુ થવાનુ કેટલા વિધ કર્યો આઈ પી એલ ચાલુ થાય ચાલુ થાય મારુ ઘર છે ને exact stadium ની બાજુ મા જ છે એકદમ એટલે exact એકદમ જોડે જ નજીક જ છીએ અમે stadium અને અમે બન્ને અને હુ river front પર ગયો હતો ત્યા અમે ફસાઈ ગયા હત એ વરસાદે બહુ ખતરનાક હતો.

ત્યારે કોઈક બે રેપર પણ આવવાના હતા તમને ખબર છે વિશાલભાઈ

king અને DY તો એ પણ બીજા દિવસે આવ્યા હતા,

ધોની ને જોવા ક્યા ક્યા થી લોકો આયા હતા આખા ઈન્ડિયા માથી બધા જોવા આયા હતા આખા ભારતમાથી public ઘણીબધી ઓછી આવિ હતી. ત્યારે બીજા દિવસે બીજા દિવસે પછી ની મજા ઉડી ગયા હતા વરસાદ ચાલુ થઈ ગયો હતો એ વરસાદ કારણે કેટલાક match જોવા આયા હતા વરસાદ બહુ બધા ગયા હતા tourist ને બધા ને બહુ તકલિફ પડી હતી કેટલાક લોકો station સોઈ રહ્યા હતા કેટલાક લોકો ને વરસાદ મા પલડીને ઘરે જવુ પડયો હતો કેટલાક તો ટિકિટ registrar કેટલાય બહુ નુકસાન થયો હતો એ time પર કેટલાય black મા ટિકિટ લીધુ હતુ પાચ પાચસો વાડુ હજાર મા બે હજાર મા એ બાબતે મારો એક friend હતો એને તો બાર હજાર ની એક ટિકિટ લીધી હતી મેચ ની તો બીચારા નો વરસાદ પડયો તો ટિકિટ એને ફાડી નાખ્યો બાહર આવીને એના બાર હજાર પણ ગયા

free મા એ આઈ ગયા sponsorship મળેલી હતી. એમાય free મા ઘણા ખરા લોકો VIP લોકો ઘણા ખરા લોકો મે તમને પહેલા ન હતુ કીધુ કે અમારે event મા જ જવાનુ હતુ એક friend ને બોલાયા હતા. બટ એ પણ બીજા દિવસે cancel થયો તો મે પણ ના જોવા જઈ શક્યા બાકી ઈચ્છા ઘણી બધી હતી કે અમે પણ મેચ જોવા જઈએ બધા ની જેમ

પણ and time કોઈ ટિકિટ નો બદોબસ્ત થયો નહી અને જેમકે કીધુ હતુ કે ભાઈબંધ લઈ જવાનુ હતુ પણ એને એ પણ ના લઈ ગયો એ પણ and time ફરી ગયો કે હવે નહી મેલ પડે એવુ

ક્યા જઈશુ આપણે? મારી એચ્છા તો મુબંઈ અને ગોવા ની છે

રાહિલભાઈ તમારે શુ કહેવુ છે એ બાબતે? મુબંઈ અને ગોવા બન્ને માથી જે ફાઈનલ કરો આપણે તો તેયાર જ છીએ હા તો આપણે ત્યા અગાડી ગ્રુપ મા બધા ને પુછી લઈએ કે ક્યા જવુ છે બધા જ્યા final કરે ત્યા આપણે જઈશુ બધા કે એ જગ્યા એ જઈશુ આપણે mobile મા decide કરો બધા

એ યાર શુ ખતરનાક ગાડી ચલાવતો હતો કેવી ગાડી ચલાવે એને મને તો એવુ લાગતો હતો કે એની ગાડી હતી જ નહી એના જોડે બીજા ની જ ગાડી હતી

હા બહુ ખરાબ ચલાવતો હતો આપણા જોડે જો આપણી family હોય તો આપણે એ ગાડી મા બેસાય જ નહી હા family વાડા એ તો ના આપણે જોયો હતો એક કામ કરતો હતો રોડ પર એ એક્દમ બાજુ માથી ગાડી કાઢી હતી ખબર હા મને તો એ જોવાની મજા આવી હતી ત્યારે તમારે instagram ઉપર live જ ચાલતુ હતો ને

હા એ બધા એ જોયુ હશે એટલે તો મે તમાર instagram પર જોયુ હતુ એ તો હા એક ભાઈ હતો એ કામ કરતો હતો રોડ ઉપર

તો એને જોયા વગર ગાડી જવા દીધી direct ગાડી તો પેલો તો ઘબરાઈને side મા જતો રહ્યો રોડ તો પછી બનશે પહેલા હુ જીવતો રહુ. હા જીવની તો પડી જ કોઈ ને આજે સવારે અમારા જોડે એવુ જ થયો નહી વિશાલભાઈ? હા આજે ભી આપણે બાઈક લઈને અમે ચોક માટે જતા હતા તો અમે spid મા હતા. એ side કાપવ ગયો ને actually અચાનક જ એક ભાઈ નીકળ્યા રોડ ઉપર તો આપણ ને એવુ ના ખબર હોય ને કે અચાનક જ આવી રિતે અહીયા થી કોઈ નીકળશે

પણ સારુ balance કર્યો હતો મારી રીતે તો બચી ગયા અમે નહી તો એ ભાઈ ને ઠોકી જ નાખ્યા હતા આજે તો.

હમ મને જ એવુ જ લાગ્યો કે કાકા નુ આજે આઈ રહ્યો એવુ લગ્યો બે સેકન્ડ માટે આ જ તો આપણે ગયા જ કે કાકા ઉડી ગયા આજે તો

બીજુ બોલો રાહિલભાઈ તમારા શુ ચાલે?

તો એક બસ છે ચાર સો એક

તો એ બસ ની અંદર ઉમર લાયક માણસો હોય બે ત્રણ જના આયવા છે કે એમની ઉમર જોઇને કરતા નથી છોકરીઓને છેડે કરે અ અમુક જગ્યા એ હાથ લગાડે એવું કરે છે.

રાહિલ ભાઈ તમને એવું જોઈન શુ લાગ્યો આવું જોઇને તો એમ ગુસ્સો એ આવે છે એમની ઉપર રાહુલભીનો કેવાનો મતલબ એટલો છે કે અત્યારે કોઈના પર વિશ્વાસ કરવા જેવો નથી અત્યારે ઘરડા માણસો પણ બૌ ખરાબ હોય છે જેમ કે અ જવાન છોકરીઓ પર નજર બગાડે છે આમ છે તેમ છે એટલે સાચી વાત છે તમારી

એ બાબતે અમારે કેવું પડે હું કોઈના પર વિસ્વાસ નથી કરતો ગમે તેવા ઘરડા હોય ન તો પણ હું એમનો વિશ્વાસ નથી કરતો. હા આવે તો એવું જ થઇ ગયું છે

કઈ ની આપડે તો કયા topic હતાને કયા topic પર આવી ગયા રાહિલ ભઈ તમે તો ક્યાં થી ક્યાં લાવી દીધા અમને

આપડે ફરવા જવાનો plane હતો ને તમે તો ક્યાં થી ક્યાં લાવી દીધા

એને પણ સાચી વાત છે તમરી અત્યારે કોઈના પર વિશ્વાસ કરવા જેવો તો નથી

અમે પણ અહિયાં આવીએ છીએ નવરંગ પુરા ત્યાં ગાડી બૌ safety માં આવીએ છીએ પણ metro માં આવીએ છીએ હું અને મારો ભૈબંદ છે મારો એક બે જના આવીએ જોડે પણ બયું safety માં આવીએ છીએ અમારા જોડે બેગ હોય પૈસા હોય ઔર કરીએ મારે હવે થોડું કામ છે હા ચાલો પછી વાત કરીએ આપડે ત્રણે જનાં હા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

તો પણ આ તકલીફ નઈ તમારું તો આખો હું કેવાઈ સાઇકલ આખું ચેન્જ જાય એટલે ઊંઘવાનું ખાવાનું જમવાનું બધું અલગ અલગ timing થઇ જાય યાર બધું બધું ઊંધું થઇ રાત્રે જમવાનું કઈ ઠેકાણું ન હોય કાલે રાત્રે મેં અગિયાર સાડા અગિયાર પછી જમું